ને ત્યાં વેરિયસ અ ટાઇપના કોફી મળે છે અ લાઈવ બ્રેકફાસ્ટ મળે છે.

અને એકદમ અહ ટેસ્ટી કોફી અહીં અવેલેબલ છે બે માણસો કામ કોફી તૈયાર કરી રહ્યા છે.

અને અનુભવતું ભોજન લઈ શકે તો તે રીતે આમાં ગેટ બનાવે છે કે જેથી અંદર પ્રવેશીને આપણે હોલ માં કે પ્રસંગના અનુ માં જઈ શકીએ.

આ દુકાન કોઈ જનરલ સ્ટોર અથવા પ્રોવિઝન સ્ટોર દેખાઈ રહ્યો છે.

અહ વિવિધ પ્રકારના છૌ વાજીત્ર વગાડતા કુત્રિમ માણસો બેસાડવામાં આવ્યા છે.

તેનું એક મંદિર પાછળ દેખાય છે ગુરુદ્વારનું કે મસ્જિદનું અને બીજી બાજુ કામ ચાલુ છે બહાર રેતી નો ઢગલો અને લાકડા દેખાઈ રહ્યા છે.

જેમાં દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવા કે એર કન્ડિશન ટેલિવિઝન વોશિંગ મશીન અને બીજી ઘણી બધી ઇલેક્ટ્રીક વસ્તુ અહીંયા થી મળી શકે છે.

કે જ્યાં વિવિધ પ્રકારના અલગ અલગ કસરત માટેના સાધનો અને ઇક્વિપમેન્ટ મૂકવામાં આવ્યા છે.

અને એનાથી આપણે આપણા ફિટનેસ પ્રત્યે ધ્યાન આપી શકીએ બરાબર યુઝ કરીને.

પાછળની બાજુ એક અહ ગવર્મેન્ટ બેંક આઇ_ડી_વિ_આઇ બેન્ક દેખાય રહી છે અને બે માણસો સ્કૂટર પર અહ આવ જાવ કરી રહ્યા દેખાય છે.

ગ્રીન અહ જંગલ જેવું લાગતું અહ ગ્રીન જાડ આજુબાજુ દેખાય રહ્યા છે.

નાના છોકરાઓને કોઈ મેડમ અથવા ટીચર ડાન્સિંગ ક્લાસ ના અલગ અલગ અહ રીત એમને શીખવી રહી છે.

એક ઓફિસ અથવા વર્ક સ્ટેસન કોઈ કંપનીની લાગે છે.

કે ત્યાં બેસીને લોકો રિફ્રેશ થઈ શકે સાંજે કે સવારે એવું લાગી રહ્યું છે હમણાં આ જોઈને.

અને મોટા વ્યક્તિઓ પણ એ સવારે મોર્નિંગ વૉક ઇવનિંગ વોક કરી અને થોડી નાની હળવી કસરતો કરી શ કરી શકે છે.